લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફીસ બેઝમાં સરળ ફોર્મ વિષે જાણીશું
અહીં આપણે નીચે પ્રમાણેનું શીખીશું ફોર્મ શું છે
વિઝાર્ડની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું
લીબરઓફીસ બેઝની મદદથી અત્યાર સુધી આપણે ડેટાબેઝ અને કોષ્ટકો જ્યાં આપણે ડેટા સંગ્રહી શકીએ તે કેવી રીતે બનાવવું તે વિશે શીખ્યા
પરંતુ ડેટાબેઝ કોષ્ટકો માં ડેટા કેવી રીતે દાખલ કરવા
એક રસ્તો છે કોષ્ટકોના સેલો માં ડેટા સીધા લખવા જે આપણે છેલ્લા ટ્યુટોરીયલમાં કર્યું હતું
ઝડપથી અને લઘુત્તમ ભૂલો સાથે ડેટા દાખલ કરવાનો બીજો પણ માર્ગ છે
અને એ છે ફોર્મ નો ઉપયોગ
ફોર્મ એ ડેટા એન્ટ્રી અને ડેટા બદલવા માટેનું એક ફ્રન્ટ એન્ડ અથવા યુઝર ઈન્ટરફેસ છે
ઉદાહરણ તરીકે એક સરળ ફોર્મ કોષ્ટક માં ફીલ્ડો નો સમાવેશ કરી શકે છે
ચાલો લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ જોઈએ જે આપણે પહેલાંના ટ્યુટોરિયલ્સ બનાવ્યું હતું
તેથી સરળ ફોર્મ બુક્સ કોષ્ટકમાં ફીલ્ડો સમાવી શકે છે
અને આ ફોર્મ હવે બુક્સ કોષ્ટક માં ડેટા દાખલ કરવા માટે વાપરી શકાય છે
હવે ચાલો ફોર્મ કેવી રીતે બનાવવું તે શીખીએ
ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ ખોલીએ
જો બેઝ પ્રોગ્રામ ખોલેલો ન હોય તો પછી આપણે ડાબે તળિયે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને પછી અલ્લ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો પછી લિબ્રિઓફિસ સ્યુટ પર ક્લિક કરો અને પછી લિબ્રિઓફિસ બસે પર ક્લિક કરો
ચાલો હવે ઓપન એએન એક્સિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીએ
રિસેન્ટલી યુઝ્ડ ડ્રોપ ડાઉન બોક્સમાં આપણું લાયબ્રેરી ડેટાબેઝ દૃશ્યમાન હોવું જોઈએ
તેથી હવે ચાલો તે પસંદ કરીએ અને ફિનિશ બટન પર ક્લિક કરીએ
જો લીબરઓફીસ બેઝ પહેલાથી ખૂલેલું જ હોય પછી આપણે ટોચ પર ફાઇલ મેનુ પર ક્લિક કરી અને પછી ઓપન ક્લિક કરીને લાઈબ્રેરી ડેટાબેઝ ફાઈલ libraryઓડીબી ખોલી શકીએ છીએ
વૈકલ્પિક રીતે ફાઇલ મેનુમાં રિસેન્ટ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરો અને libraryઓડીબી પસંદ કરો
હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ
ચાલો ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીએ
નોંધ લો કે નવું ફોર્મ બનવવા માટેના બે માર્ગો છે ક્રિએટ ફોર્મ ઇન ડિઝાઇન વ્યૂ એન્ડ યુએસઇ વિઝાર્ડ ટીઓ ક્રિએટ ફોર્મ
ચાલો બીજા વિકલ્પ પર ક્લિક કરીએ યુએસઇ વિઝાર્ડ ટીઓ ક્રિએટ ફોર્મ
હવે આપણે એક નવી વિન્ડો જોઈ રહ્યા છીએ કે જે લીબરઓફીસ રાઈટર વિન્ડો જેવી જ છે
અને તેના ટોચ પર આપણે પોપઅપ વિન્ડો જોઈ શકીએ છીએ જે ફોર્મ વિઝાર્ડ છે
ચાલો બુક્સ ટેબલ પર આધારિત ફોર્મ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે પસાર થઈએ
8 પગલાંઓની નોંધ લો કે જે મારફતે આપણે જઈશું અને તે ડાબા હાથ તરફ છે
આપણે પહેલા પગલા પર છે જે છે ફિલ્ડ સિલેક્શન
અને જમણી બાજુ પર અહીં ડ્રોપ ડાઉન માંથી TablesBooks પસંદ કરીએ જે ટેબલ્સ ઓર ક્વેરીઝ છે
આ નીચે ડાબા હાથની બાજુ પર આપણે ઉપલબ્ધ ફીલ્ડોની યાદી જોઈ શકીએ છીએ
જમણી બાજુ પર આપણે ફોર્મ પર ફીલ્ડો જોઈ શકીએ છીએ
આપણે માત્ર તે જ ફીલ્ડો ખસેડવા ની જરૂર છે જેની આપણને ફોર્મ ઉપર જરૂર છે
હમણાં માટે ચાલો ડબલ એરો માર્ક ચિહ્નો સાથેના બટન પર ક્લિક કરીએ
નોંધ લો કે આપણે દરેક ફીલ્ડો ડાબે થી જમણી તરફ ખસેડી છે
આપણે બુકિડ ફિલ્ડ ને તેના પોતાના નંબરો આપોઆપ બનાવવા માટે સુયોજિત કરી હોવાથી તેની આપણને ફોર્મ પર જરૂર નથી
તો ચાલો આ ફિલ્ડ ને પાછી ડાબી બાજુ ખસેડો
જમણી બાજુ પર બુકિડ પર ક્લિક કરો અને બટન જેના ઉપર લેસ થાન ચિહ્ન છે તે પર ક્લિક કરો
ઠીક છે ચાલો હવે તળિયે નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આગળના પગલાં પર જઈએ
પગલું 2
જો કે આપણે સરળ ફોર્મ બનાવી રહ્યા હોવાથી ચાલો આ પગલું હમણાં માટે અવગણીએ અને ફક્ત નેક્સ્ટ બટન પર ક્લિક કરીએ
આપણે પગલું 5 પર છીએ
એરેન્જ કન્ટ્રોલ્સ
બેકગ્રાઉન્ડ વિન્ડો ને પણ નોટિસ કરો આપણે કેશરી બેકગ્રાઉન્ડ અંદર બુક્સ કોષ્ટક જોઈ શકીએ છીએ
એરેન્જમેન્ટ ઓએફ થે મેઇન ફોર્મ લખેલા લેબલ નીચેના ચાર ચિહ્નો પર ક્લિક કરો
તે ઉપર ક્લિક કરતા આપણે જોઈ શકીએ કે ટાઇટલ ઓથોર વગેરે કહેતા લેબલો અને લખાણ બોક્સ ની ગોઠવણીમાં બેકગ્રાઉન્ડ બદલાય છે
ચાલો કોલમનાર - લેબલ્સ લેફ્ટ કહેતી પ્રથમ વ્યવસ્થા નો ઉપયોગ કરીએ અને ફર્સ્ટ ચિહ્ન પર ક્લિક કરીએ
અહીં લેબલો ડાબી તરફ અને લખાણ બોક્સ જમણી તરફ જેમ વિશિષ્ટ પેપર ફોર્મ માં હોય છે
હવે આગળ વધવા માટે નેક્સ્ટ બટન પર ક્લિક કરો
આપણે પગલું ૬ પર છીએ જે છે સેટ દાતા એન્ટ્રી
આપણે હમણાં માટે આ પગલું અવગણીશું અને આગળના પગલા પર જશું
પગલું 7
એપ્લાય સ્ટાઇલ્સ
નોંધ લો કે આપણે જેમ લીસ્ટબોક્સમાં દરેક રંગ પર ક્લિક કરીએ છીએ તેમ વિન્ડો બેકગ્રાઉન્ડ રંગમાં ફેરફારો થાય છે
ચાલો આઇસ બ્લ્યુ પસંદ કરો પર ક્લિક કરીને
હવે અમને અંતિમ પગલું જાઓ
પગલું 8
ચાલો હવે આપણા ફોર્મનું નામ આપીએ
આપણે આપણી પોતાના નામકરણ સંમેલનોને અનુસરી શકીએ છીએ પરંતુ હમણાં માટે નામે ઓએફ થે ફોર્મ લેબલના નીચેના લખાણ બોક્સમાં ચાલો વર્ણનાત્મક નામ બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ લખીએ
હવે ફોર્મ બનાવ્યા પછી કેવી રીતે આગળ વધવા ઈચ્છીએ છીએ
ચાલો પ્રથમ વર્ક વિથ થે ફોર્મ
અર્થ છે આપણે ડેટા એન્ટ્રી ના ફોર્મના ઉપયોગ સાથે શરૂ કરીશું
ફોર્મ ડિઝાઇન બદલવા માટે આપણે મોડિફાય થે ફોર્મ પસંદ કરી શકીએ છીએ જે આપણે પાછળથી જોઈશું
000737 000710 હવે અમે કરવામાં આવે છે તેથી અમને તળિયે સમાપ્ત કરો બટન પર ક્લિક કરો
હવે આપણે આપણું પ્રથમ સરળ ફોર્મ બનાવ્યું છે કે જે વિન્ડો ઉપર બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ નું શીર્ષક બતાવે છે
નોંધ લો કે લખાણ બોક્સ કિંમતો સાથે ભરવામાં આવ્યા છે તે છે એએન ઓટોબાયોગ્રાફી જવાહરલાલ નેહરૂ વગેરે
આ કિંમતો ક્યાંથી આવી છે
બેઝ ટ્યુટોરીયલના અગાઉના ભાગમાં આપણે કિંમતો સીધી બુક્સ કોષ્ટકમાં લખી હતી
હવે આ ફોર્મ ડેટા એન્ટ્રી માટે ઉપયોગ કરવા માટે તૈયાર છે
દરેક કિંમત મારફતે જવા માટે ચાલો ટેબ કળ પર ક્લિક કરીએ
નોંધ લો કે આ ફોર્મ બીજા નમ્બરની પુસ્તક અંગેની માહિતી બતાવે છે અને શીર્ષક હવે કોન્ક્વેસ્ટ ઓએફ સેલ્ફ છે
આપણે ફોર્મ નેવિગેશન ટૂલબાર માં તળિયે કાળા ત્રિકોણ ચિહ્ન જે જમણી તરફ પોઈન્ટ કરે છે તે પર ક્લિક કરીને દરેક પુસ્તક અંગેની માહિતી જેને રેકોડ કહેવાય છે તે જોઈ શકીએ છીએ
નોંધ લો કે રેકોર્ડ નમ્બર 3 ઓએફ 5 અંહિ પ્રદર્શિત થાય છે
નોંધ લો કે બેઝ ટુલ ટીપ્સ બતાવે છે જ્યારે આપણે આ કાળા તીર ચિહ્નો પર આપણું કર્સર નિર્દેશ કરીએ છીએ ફર્સ્ટ રેકોર્ડ પ્રિવિયસ રેકોર્ડ નેક્સ્ટ રેકોર્ડ અને લાસ્ટ રેકોર્ડ
આપણે રેકોર્ડ મારફતે પસાર થવા માટે આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ
અહીં આપણે લીબરઓફીસ બેઝમાં સરળ ફોર્મ કેવી રીતે બનાવવું તે પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા ફોર્મ શું છે
વિઝાર્ડની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું
મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છેજે આઇસીટીએમએચઆરડીભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
જોડવા બદલ આભાર